નમસ્તે આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં એક ભાષામાંથી અન્યમાં ડબ કેવી રીતે કરવા તે શીખીશું
આ માટે તમને જરૂર છે એક ઓડિયો ઇનપુટ સાથે હેડસેટ અથવા માઈક અને સ્પીકરની જરૂર છે જે તમારા કમ્પ્યુટર સાથે જોડી શકાય છે
અવાજનું રેકોર્ડિંગ અને એડિટિંગમાટે ઓડાસિટી મુક્ત ઓપન સોર્સ સોફ્ટવેર છે
તે મેક ઓએસ એક્સ માઈક્રોસોફ્ટ વિન્ડોઝ જીએનયુ લીનક્સ અને બીજી ઓપરેટિંગ સિસ્ટમો માટે ઉપલબ્ધ છે તમે આ સાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો audacitysourceforgenetડાઉનલોડ હું ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 1004 ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગ કરી રહી છું
મેં પહેલાથી જ ઓડેસીટી આવૃત્તિ 13 ડાઉનલોડ કરી છે અને તેને મારા પીસી પર સીનેપ્ટીક પેકેજ મેનેજર મારફતે સંસ્થાપિત કરી
ઉબુન્ટુ લીનક્સ પર સોફ્ટવેર કેવી રીતે સંસ્થાપિત કરવું તેના પર વધુ માહિતી માટે કૃપા કરી આ વેબસાઈટ પર ઉપલબ્ધ ઉબુન્ટુ પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો
પ્રથમ અને મોખરે જે વસ્તુની તમને જરૂર છે તે મૂળ વિડીઓને સાંભળવું છે
ત્યારબાદ સ્ક્રીપ્ટ એ રીતે ભાષાંતરિત કરવી છે કે દરેક વાક્યનો નેરેશન સમય મૂળ સ્ક્રીપ્ટનાં વાક્ય કરતા ઓછો અથવા એનાં જેટલો રહે
દરેક વાક્યનો શરૂઆતી સમય નોંધ લેવાથી આને કરી શકાવાય છે
તમે દરેક વાક્ય માટે આ નથી કરી શકતાતમે બે વાક્યોના સંયોજન માટે આ કરી શકો છો
જે કે ભલે પ્રથમ વાક્ય ના અંત મા મેળખાતુ ના હોયપણ જેમ બીજું વાક્ય પૂર્ણ થયા પછીથી સિંક બરાબર થવી જોઈએ
મૂળમાંથી અમુક શબ્દો અથવા વાક્ય ને છોડવું પણ શક્ય થઈ શકે છે જ્યાં સુધી અર્થ બદલતો નથીઆ થયી ગયું છે તેની ખાતરી કરી લો
હવે આપને ઓડેસીટી ખોલશું એપ્લીકેશન્સ પર ક્લિક કરો ચાલાવવા માટે સાઉન્ડ વિડીયો અને ઓડેસીટી પસંદ કરો
આનાથી એક ખાલી પ્રોજેક્ટ તમારી સ્ક્રીન પર ખુલશે
મેનુ બાર પર તમે વિવિધ વિકલ્પો જોઈ શકો છોજેમ કે ફાઇલ એડિટ વ્યૂ ટ્રાન્સપોર્ટ ટ્રેક્સ અને અન્ય
આપને જેમ જેમ આગળ વધીશું તેમ તેમ આમાંના અમુક વિશે શીખીશું મેન મેનુ ની અંદર તમને વીસીઆર નિયંત્રણો દેખાશે પૌસે પ્લે સ્ટોપ રિવાઇન્ડ ફોરવર્ડ અને રેકોર્ડ
અના આગળ તમને ઓડિયો ટૂલ્સ toolbarમળશે
આ સિલેક્શન ટૂલ અને ટાઇમ Shift ટૂલ ધરાવે છેજેને આપણે ટ્યુટોરીયલમા વાપરીશું
મૂળભૂત રીતે સિલેક્શન Toolએ સક્રિય હોય છે
ચાલો અત્યારે ડબિંગ કરીએહું સાયલેબ પરનું અંગ્રેજી ટ્યુટોરીયલ પ્લે કરીશ - matrixoperationડબ્લ્યુએમવી
અને મને આ ટ્યુટોરીયલ ઓડેસીટી વાપીને હિન્દી મા ડબ કરવું છેમેં તેનું ભાષાંતર પહેલેથી જ કરી દીધું છેઅને પહેલાથી સુચવેલો સમય નોધી લીધો છે
હવે આને હું અહી રેકોર્ડ કરવા જઈ રહી છુરેકોર્ડીંગ માટેRecordબટન પર ક્લિક કરોઅને નરેશન શરુ કરો
साइलैब के इस्तेमाल से मैट्रिक्स ऑपरेशन के इस ट्यूटोरियल में आपका स्वागत है इस ट्यूटोरियल के अभ्यास लिए आपके सिस्टम में साइलैब का संस्थापन होना आवश्यक है રેકોર્ડીંગ બંધ કરવા માટે STOPબટન પર ક્લિક કરોતમને ઓડીઓ ટાઈમ લાઈન પર 2 સ્ટીરીઓ ટ્રેકની નોંધ થશે જ્યાં નરેશન દેખાઈ શકે છે
waveformsવેવફોર્મ એ સ્પાઈક છેસ્ટીરીઓ ટ્રેક એકલ લેબલ વિસ્તાર ડાબી બાજુએ અને બે વેવફોર્મ જમણી બાજુએ ધરાવે છે
આ ઈનપુટ બે ચેનલોથી અનુલક્ષ કરે છે
ડાબું ચેનલ અને જમણું ચેનલ
સામાન્યરીતેરેકોર્ડ એક વારમાં થાય છે અંતમાં તમને એકલી ઓડીઓ ટેક મળે છેઆ કિસ્સામાં વાક્યો વચ્ચે એક સેકેંડનું વિરામ આપવાનું યાદ રાખો
હવે દરેક વાક્યની શરૂઆતમાં ક્લીપને નાના વિકલ્પો માં વિભાજીત કરોઓડીઓ ટ્રેકોને નાના ક્લીપોમાં વિભાજીત કરવાનું શોર્ટકટ CTRLI છે
હું અહી ઓડીઓ વિભાજીત કરીશપહેલા નોંધ કરેલ વાક્યોને તેના સમય ને મળતું કરવા માટે ટ્રેક પર ક્લીપને સ્લાઈડ કરો
time શિફ્ટ toolને પસંદ કરો
અવલોકન કરો કે કર્સર હવે બે માથાવાળા બાણની જેમ છે
હું કલીપને આ સમય પર ખસેડીશયાદ રાખો કે તમને ઉલટ દિશામાં જવું પડશે જે કે છેલ્લા ક્લીપથી શરુ થઈને પહેલા સુધી છે
આ એટલા માટે કે જ્યાં શુધી તમે જગ્યા બનાવશો નહી ત્યાં સુધીપહેલાનું ક્લીપ તેના સ્થાનથી ખસી શકતું નથી
આગલાં નરેશન શાથે શરુ કરવા માટે જેકે આગલાં વાક્યનું નરેશન છેસિલેકશન ટુલ પર ક્લિક કરોટાઈમ લાઈન પર કોઈ પણ એક ચેનલ પર ક્લિક કરો
હવે શરુ કરવા માટે Recordબટન પર ક્લિક કરો
साइलैब कंसोल विंडो खोलिएહવે બંદ કરવા માટે Stopબટન પર ક્લિક કરો
બીજું નરેશન બીજા સ્ટીરીઓ ટ્રેકમાં આવશેએજ પ્રમાણે તમે વિભિન્ન નરેશનો રેકોર્ડ કરી શકો છોજે વિભિન્ન ટ્રેકોમાં દેખાશે
હવે આપણે જોશું કે આ તમામ નરેશનો નું જોડાણ કેવી રીતે કરવું અથવા કે તેમને એકલ ટ્રેકમાં કેવી રીતે લાવવું
ટાઇમ shift toolપસંદ કરો
ઓડીઓ ટ્રેક ને તેના પર જમણું ક્લિક કરીને પસંદ કરો અને તેને પહેલી ઓડીઓ ટ્રેકના અંતે ડ્રેગ અને ડ્રોપ કરો
આ પ્રક્રિયા તમામ કલીપો માટે કરો
આપણે લેબલ વિસ્તારમાં આવેલ એક્સ બટન પર ક્લિક કરીને ઓડીઓ ટ્રેક રદ કી શકીએ છેચાલો હું બીજી ઓડિયો ટ્રેક રદ કરું જે અત્યારે ખાલી છે
કલીપને પ્રથમ ટ્રેક પર સ્લાઈડ કરતી વખતે પહેલા નોંધ કર્યા પ્રમાણે અનુરૂપ વાક્યના શરૂઆતના સમય સાથે ક્લીપનો શરૂઆતી સમય મેળ ખાય તે યાદ રાખો
એકવાર જો આપણે પહેલા નોંધ કરેલ અનુરૂપ સમય સાથે દરેક વાક્ય ના શરૂઆતી સમય સુમેળ કરીએ છીએ તોઆપણે આપણો પ્રોજેક્ટ સંગ્રહિત કી શકીએ છીએઆવું કરવા માટે ફાઇલ મેનુ પર જાઓ અને સવે પ્રોજેક્ટ એએસ પર ક્લિક કરો
એક ડાયલોગ બોક્સ ખુલશે
ઓક પર ક્લિક કરોઆગળ તે ફાઈલ નામ માટે પૂછશેહું ફાઈલ નામ આપું છુ હિંદી matrix ઓપરેશન
આગળ તે સ્થાન માટે પૂછશે ક્યાં તેને સંગ્રહ કરવું છેહું ડેસ્કટોપ પસંદ કરીશ અને Saveપર ક્લિક કરીશઆ પ્રોજેક્ટને aup ફાઈલ તરીકે સ્ન્ઘીત કરશે
છેવટે પ્રોજેક્ટને જોઈતા ઓડીઓ ફોરમેટમાં exportએક્સ્પોટ કરોજેમ કે વાવ એમપી3 અને અન્ય
આ કરવા માટે મેનુ બાર પર જાઓ
ફાઇલ પર ક્લિક કરો
Exportવિકલ્પ પસંદ કરોતેના પર ક્લિક કરો
તે ફાઈલ નામ માટે પૂછશેહું scilab hindi matrix operation આ પ્રમાણે નામ આપીશ
સાથે જ જ્યાં તેને સ્ન્ગ્રહ્વું છે તે સ્થાન દર્શાવો
આગળ સંગ્રહિત કરવા માટે ફોરમેટ પસંદ કરોહું ઓગ ફોરમેટ પસંદ કરીશ
અને ત્યારબાદ Saveપર ક્લિક કરીશ
આગળ તમને એક એડિટ Metadataકહેવાતો એક બોક્સ મળશેઅહી તમે કલાકારો નું નામ અને અન્ય માહિતી તમારી જરૂરિયાત અનુસાર ઉમેરી શકો છો
Okપર ક્લિક કરોઆનાથી તમારી ફાઈલ ઓડીઓ ફાઈલ બનશે
ffmpegએ મુક્ત સ્ત્રોત ઓડીઓ અને વિડીઓ પરિવર્તક છેજે મોટા ભાગના સ્ટાન્ડર્ડ કોડેકોને આધાર આપે છેતે એક ફાઈલ ફોરમેટમાંથી બજામાં ઝડપથી અને સરળતાથી રૂપાંતર કરી શકાય છે
httpffmpegorg
પર એફએફએમપેગ માટે બાઈનરી ડાઉનલોડ કરવા માટે ઉપલભ્ધ છે
Downloadપર ક્લિક કરો
નીચે સ્કોલ કો અને યોગ્ય પસંદ કરો
લીનક્સમાં પેકેજ કેવી રીતે સંસ્થાપિત કરવો તે શીખવા માટેઆ વેબસાઈટ પર ઉપલભ્ધ લીનક્સ પરના સ્પોકન ટ્યુટોરીયલો જુઓ એક વાર જો તમે એફએફએમપેગ ડાઉનલોડ અને સંસ્થાપિત કર્યું તો તમે એક મીડિયા ફાઈલમાંથી વિડીઓ અથવા ઓડીઓ કમ્પોનન્ટોને જુદા જુદા ખેચવા માટે સરળ પણ શક્તિશાળી સંદેશો એક્ઝીક્યુટ કરવા મા સમર્થ હશો અથવા કે બે જુદી જુદી મીડિયા ફાઈલોમાના વિડીઓ અને ઓડીઓને એકમાં જોડાણ કરશો
ચાલો હું ટર્મિનલ વિન્ડો પર સ્વીચ કરું
ચાલો હું ટાઈપ કરું પીડબ્લુડી પ્રેઝન્ટ વર્કિંગ ડાયરેક્ટરી અને Enterદબાવુંજે મારી વર્તમાન ડિરેક્ટરી દર્શાવે છે
lsકમાંડ આ ડિરેક્ટરીમાં ઉપસ્થિત તમામ ફાઈલો અને ફોલ્ડરોની યાદી દર્શાવે છે
ચાલો હું ડેસ્કટોપ ડિરેક્ટરી પર બદલી કરું અને ચકાસુંટર્મિનલ સ્ક્રીન સાફ કરવા માટે CTRLLઆ ડિરેક્ટરીમાં ઉપસ્થિત ફાઈલોને યાદીબ્ધ કરવા માટે એલએસ
હવે ચાલો હું કમાંડ ટાઈપ કરું એફએફએમપેગ i compilingડબ્લ્યુએમવી test0ઓજીવી i સ્વીચ ffmpegને દર્શાવે છે કે એ તુરંતજ એના બાદ આવેલ ફાઈલ એ ઈનપુટ ફાઈલ છે
compilingwmvએ અહી ઈનપુટ ફાઈલ છે
જો i વિકલ્પને કાઢવામાં આવે તો એફએફએમપેગ તે ફાઈલને ઓવરરાઈટ કરે છે
આઉટપુટ ફોરમેટ અને વાપરવામાં આવનાર નિર્ધારિત કરવા માટે ffmpegઆઉટપુટ ફાઈલનું એક્સટેંશન વાપરે છેજયારે કે અને કમાંડ લાઈન અને પેરામીટર વાપરીને ઓવરરાઈટ કરી શકાવાય છે
અમાના અમુકને આપને ટુકમાં જોઈશુંવિડીઓને એક થી બીજા ફોરમેટ માં બદલવા માટે આ કમાંડ અત્યંત ઉપયોગી છે
કમાંડ એક્ઝીક્યુટ કરવા માટે Enter દબાવોપરંતુ હું આ છોડી દઈશ અને આગળ વધીશ
ffmpegઆદેશને ટર્મિનલ વિન્ડો માં વાપરીનેઆપણે મૂળ સ્પોકન ટ્યુટોરીયલમાંથી વિડીઓ કોમ્પોનેન્ટને જુદું પાડી શકીએ છે
આવું કરવા માટે ટાઈપ કરો એફએફએમપેગ i functionsઓજીવી an vcodec કોપી test1ઓજીવી an સ્વીચ આઉટપુટમાંથી આપમેળે તમામ ઓડીઓને રદ કરે છે અને ફક્ત વિડીઓ કમ્પોનેન્ટ જ રાખે છેTEST1ogv એ આઉટપુટ ફાઈલ છે
Enter દબાવોઆપણે વિડીઓ કમ્પોનેન્ટ જુદું પાડયું છેજેનો અર્થ એ છે કે વીડીઓએ મૂળ ઓડિયો વિનાનું છે
ચાલો હું અહી ટેસ્ટ ફોલ્ડર ખોલુંઆ રહી test1ઓજીવી
ચાલો હું આ ફાઈલને પલ્લે કરું
5 6 સેકેંડ માટે ચલાવો ચાલો હું ફરીથી ટર્મિનલ વિન્ડો સાફ કરુંહવે ચાલો અપણે કમાંડ ટાઈપ કરીએ
એફએફએમપેગ i functions hindiogv vn acodec કોપી test2ઓગ
vn સ્વીચ આઉટપુટમાંથી વિડીઓ રદ કરે છે અને ફક્ત ઓડીઓ કમ્પોનેન્ટ રાખે છેઆ કમાંડ એક્ઝીક્યુટ કરવા માટે Enterદબાવો
હવે આપણે ઓડીઓ કમ્પોનેન્ટ જુદું કર્યું છે કે આઉટપુટ એ મૂળ વિડીઓ વિનાનું છે
ચાલો તે ચકાશીએચાલો હું Testડિરેક્ટરી ફરી એક વાર ખોલુંઆ રહી TEST2oggચાલો હું અને પ્લે કરુંs
5 6 સેકેંડ માટે ચલાવો ઠીક છે
તો હું આ બંદ કરુંટર્મિનલ વિન્ડો પર પાછા જઈએહું CTRLLવાપરીને ટર્મિનલ વિન્ડો સાફ કરીશ
ચાલો હવે જોઈએ કે આપણે ઓડીઓને કેવી રીતે જોડાણ કરીએ
જે આપણે મૂળ ટ્યુટોરીયલના વિડીઓ સાથે સંગ્રહિત કરી હતી
ટર્મિનલ માં આપણે ટાઈપ કરીશું એફએફએમપેગ i test1ઓજીવી i test2ઓગ acodec લિબવોર્બિસ vcodec કોપી finalઓજીવી
Enterદબાવો
તે અત્યારે એનકોડ થઇ રહ્યું છેચાલો હું ટર્મિનલ સાફ કરુંચાલો હું ટેસ્ટ ડિરેક્ટરી ખોલુંઅહી ફાઈનલ ઓજીવી છેજેવી કે આપણે સંગ્રહિત કરી હતી
ચાલો હુ આ ફાઈલને અત્યારે પ્લે કરું
સરળ છે હને
હવે આપણે મૂળ સ્પોકન ટ્યુટોરીયલના હયાત ઓડીઓને ડબ કરેલ ઓડીઓથી બદલી કરવા માટે એડીટીંગ પેકેજ પણ વાપરી શકીએ છેજેવા કે કેડેનલાઇવ કિનો લાઇવ્સ અને બીજા ઘણા અન્ય
ડબ કરનાર સહયોગીઓ માટે વસ્તુ વધુ સરળ બનાવવાઅમે પાઈથનમાં ગુઈ એપ્લીકેશન બનાવવાની પ્રક્રિયા માં છે જે ઉપરના તમામ ffmpegકમાંડને એક્ઝીક્યુટ કરશે -જે કે ઓડીઓ ખેચવું વિડીઓ ખેચવું અને જોડાણ કરવું
આ માટે એપ્લીકેશન અને સ્પોકન ટ્યુટોરીયલ ટુંકમાં જ આ વેબ્સાઈટ પર ઉપલબ્ધ થશે
આના પર બસ આટલું જ ચાલો હું તમારી માટે ટ્યુટોરીયલનો શારાંશ દર્શાવું ઓડેસીટી એક વાર સીનેપટીક પેકેજ મારફતે સંસ્થાપિત કરવું
મૂળભૂત ટ્યુટોરીયલ સાંભળવું અને દરેક વાક્ય ની શરૂઆતી સમયને માર્ક કરવુંઓડેસીટી ખોલવુંનરેશન યોગ્ય વાક્ય વચ્ચે જગ્યા મુકીને કરવુંસામાન્ય રીતે એક વખત માં જ રેકોર્ડ કરવું
ઓડીઓ ને વાક્યો માં વિભાજીત કરવુંપાછડની બાજુથી શરૂઆત કરવુંનોંધ કરેલ સમય સાથે મેળ ખાવા માટે કલીપો ને સ્લાઈડ કરવું
જયારે પતી જાય ત્યારે ઓડીઓ સ્ટ્રીમને ઓગ ફોરમેટમાં સંગ્રહવી
એફએફએમપેગ કમાંડ વાપરીને મૂળ સ્પોકન ટ્યુટોરીયલમાંથી વિડીઓ કમ્પોનેન્ટ જુદું કરવું
ડબ કરેલ ટ્યુટોરીયલ બનાવવા માટે ડબ કરેલ ઓડીઓ અને જુદા કરેલ વિડીઓ કમ્પોનેન્ટને જોડાણ કરવું
સ્પોકન ટ્યુટોરીયલ એક્ટીવીટી એ તલ્ક ટીઓ એ ટીચર પ્રોજેક્ટની એક પહેલ છે જે આઇઆઇટી બોમ્બે પર વિકસિત થઇ છે અને httpspoken tutorialorg દ્વારા સંચાલિત છે
આ માટે ભંડોળ આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આવ્યું છે
વધુ માહીતી માટે કૃપા કરી httpspoken tutorialorgNMEICT Intro લીંકનો સંદર્ભ લો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
જોડાવાબદ્દલ આભાર